ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે નહીં હતી દર્દી ને બેહોશ કરવા Anesthesia સુવિધા અરૂણિમા અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડોક્ટરને હિંમત થી કહ્યું Anesthesia અર સરજી મારો પગ કપાયો હું આખી રાત RailwayTrack ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ એની નીડરતા જોઈને Doctor અને Nurse તો આભા બની ગયાં તેમની માનવતા જાગી ઉઠી હોસ્પિટલના Doctor અને Pharmacist રક્તદાન કર્યું અને Anesthesia વિના અરૂણિમા ના પગનું Operation કર્યું ભયકંર વેદનાભરી સ્તિથિ માં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાંડા ઉભા કરી દે છે. બે હાજર અગિયાર ની એપ્રિલે અરૂણિમા SIFS માં જોડાવા માટે Interview આપવા પદમાવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોના ની ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો ડબ્બા માં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ના કર્યો. કોઈએ એને અટકાવ્યા નહીં વોલીબોલ ની રાષ્ટ્રકક્ષા ની રમતવીર હતી અરૂણિમા એ સામી લડત આપી એ ઝઝૂમતી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશો તેણે ટ્રેન બહાર ફેંકી દીધી એના દુરભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઇ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. અરૂણિમાનો ડાબો પગ Train નીચે કપાયો લોહીલુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં રાત્રી ના અંધકારમાં તે સાત કલાક Train ઉપર પડી રહી. ત્યાંથી ઓગણચાલીસ Train પસાર થઇ ગઈ પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો પણ આવ્યા. અરૂણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી તે ચીસો પડતી સહન કરતી રડતી રહી.

ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચારપત્રોમાં સમાચાર વાંચ્યા કે અરૂણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી એટલે આમ બન્યું એના પરિવારે આમ આ અફવાઓનું ખંડન કર્યું પણ કોઈએ માન્યું નહીં સત્ય તો સમય ની એરણે જ ઑળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું જહાં ચાહ વહાં રાહા એ ન્યાય તેણે હોસ્પિટલ ની પથારી માં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ લોકોએ એને પાગલ ગણી કારણ કે એ પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય અરૂણિમામાં દૃઢ સંકલ્પશક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ આર્થિક સહાય મેળવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા લોકો એ એને એના સંકલ્પ પડતો મુકવા સમજાવી અને કહ્યું તારો એકે પગ કાપયી ચુક્યો છે બીજામાં રોડ છે કરોડરજ્જુ માં તિરાડો છે તું સાજી થાય. પછી કોઈક નોકરી કરજે લોકોને એનું અપંગ શરીર દેખાતું એનો અડગ આતમવિશ્વાસ નહીં અરૂણિમા નું અંતર આ દુર્ગમ લક્ષય પામવા પ્રતિબદ્ધ થઇ ચૂક્યું હતું. અરૂણિમાના પરિવારે એને પ્રેમથી સાંભળી અને એનો અડગ મનોબળને મજબુત બનાવી જિંદગીની મુશ્કેલીઓ અને મુંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. તે ઓગણીસસો પંચાયસી માં અવેરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી તેમણે અરૂણિમાના નિશ્ચયની અડગતા જોઈને કહ્યું અવેરેસ્ટ દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તેં અંતરમાં તો એને સર કરીજ લીધો છે માત્ર હવે જગત ને બતાવવા ખાતર ત્યા ચઢવાનું બાકી છે બચેન્દ્રી પાલ સાથે ની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધું પરંતુ ત્યાં જઈ ચઢવાનું બાકી આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું અરૂણિમા તારા વિચારને કે તારા શબ્દોને અવેરેસ્ટ સર કરી લીધું છે પણ તું સાબિત કરકે તું આવા શરીરે અવેરેસ્ટ સર કરી શકે છે એ મંડી પડી.

આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ અરૂણિમા હવે સમાન ઉપાડીને સૌની સાથે નીકળી અને સૌથી પહેલા પહોંચતી લોકો એને પૂછતાં અરૂણિમા કહે તો કે તું ખાયે છે શું તાલીમ બાદ સ્વપનને સાકાર કરવાની લક્ષ્યને પામવાની ઘડી આવી પહોચી એ એવેરેસ્ટ ને આંબવા સજ્જ બની પરંતુ વિટબણાઓ ડગલે ને પગલે પડી હતી પહેલી કસોટી શેરપાને સમજવાની આવી શેરપાને જાણ્યું અરૂણિમાનો કુત્રિમ પગ છે તો એણે કહી દીધું કે એ તેને નહીં લઇ જઈ શકે શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો ખુબ સમજાવટને અંતે એ રાજી થયો બર્ફીલા પહાડો વચ્ચેથી તેણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ત્યારે બીજી કસોટી તેનાં કુત્રિમ પગને લીધે થઇ ચઢાણ ચઢતા વારંવાર કુત્રિમ પગ ફરી જતો ખસી જતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં આગળ ચલાતુ નહીં પરંતુ તેણે તેનો પ્રયાસ ચાલુ રાખ્યો અને ધીમે ધીમે આગળ વધી આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહક ને મૃત્યુની ચાદર ઓઢી સુતેલા જોયા તે કંપી ઉઠી તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું. કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ તેનું દરેક ડગલું જાણે પડકાર હતો અનેક પડકારો સામે ઝઝુમતી અરૂણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવેરેસ્ટ પ્હોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરૂણિમાનો બાટલો Oxygen પૂરો થઇ રહ્યો છે એણે તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્નો કરી શકશે તેણે પાછા ફરવું જોઈએ અરૂણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી મા અને બચેન્દ્રી પાલ એ એણે કહ્યું હતું. તમે જીવનમાં કયારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે રસ્તો આપોઆપ મળી જશે અને તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી તે એવેરેસ્ટની ટોચે હતી અશક્ય એવી મંજિલ પર હતી તે ખુબ ખુશ હતી આનંદના અતિરેકેમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એક મધ્યવર્ગીય છોકરી ધારે તો શું કરી શકે જીવની કસોટીમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કેહવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જયારે એ હાર કબૂલીલે છે પ્રયત્નો નિષ્ફળ છોડી દે છે વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે એનાં પર વિજય મેળવાનો હોયે છે. અગિયાર એપ્રિલ બે હાજર અગિયારમાં અરૂણિમા અકસ્માત અકસ્માત થયો અને એકવીસમી બે હાજર તેર ના દિવસે સવારે દસ પંચાવન મિનિટે તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે મજબૂત મનોબળથી હિંમતથી સખત પરીરશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધેયય બનવી દીધો હતું સફળતા એનું જૂનૂન બની ચૂક્યું હતું. એવરેસ્ટ ઉપર અરૂણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા શેરપા પાસે વિડિઓ શૂટિંગ પણ કરાવ્યું સમય વીતતો જતો હતો અને ઓક્સિજન પૂરો થઇ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા તે ખુબ ગુસ્સે થયો હતો અરૂણિમાને પોતાને પણ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે પરંતુ તે શેરપા મારફતે એ વિડ્યો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી જેથી યુવાનો પડકાર સામે લડતા શીખે આઠ હાજર આઠસો અડતાળીશ ફૂટ ની ઊંચાઈએ લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો અરૂણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહ્યી હતી ત્યાંજ એનો oxygen ખલાસ થઈ ગયો તે નીચે ઢળી પડી શેરપા એને હિંમત આપતો હતો ઉભી થવા માટે સમજાવતો હતો પણ અરૂણિમામાં તાકાત જ હતી કેહવત છે કે હિંમતએ મર્દા તો મદદે ખુદા ઈશ્વરીય દુનિયા ના નિયમો જુદા હોયે છે તે સમય જ એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો તેની પાસે Oxygen ના બે બાટલા હતા તેણે એક બાટલો અરૂણિમા તરફ ફેંક્યો અને શેરપા Lucky Lucky ની બૂમ પડતો તે લઈ આવ્યો અને અરૂણિમાને આઠ હાજર આઠસો અડતાળીશ ફૂટ ની ઉંચાઈ પર નવજીવન મળ્યું ખરેખર ભાગ્ય એને જ સાથ આપે છે જે પુરુષાર્થ કરે છે. ધૂંધળું ધુમ્મસ વાળું હોવામાં ત્યારે થાય છે જ્યારે હવામાન ઘણું પ્રદૂષણ અથવા ધૂળ હોય છે જેના કારણે દ્રશ્યતા ઓછી થાય છે ધુમ્મસ ની સ્થિતિ ઉદ્યોગિક પ્રદૂષણ જંગલના આગ જંગલની આગ અથવા કુદરતી ધૂળના વાવાઝોડાના કારણે થાય થઈ શકે છે ઠંડુ જ્યારે કોઈ ચોક્કસ પ્રદેશ માટી વાતાવરણ સરેરાશ પડતા નોંધપાત્ર રીતે નીચે જાય છે ત્યાં ઠંડુ હવામાન થાય છે ઠંડુ હવામાન ઓચ દબાન પ્રણાલી ઠંડા મોરચા બે ના મિશ્રણ ને કારણે થઈ શકે છે જો લોકો ગરમ વસ્ત્રો અને આશરે સાથે પૂરતા પ્રમાણમાં તૈયાર ન હોય તો ઠંડું હવામાન ખતરનાક બની શકે છે ગરમ ગરમ હવામાન ત્યારે થાય છે જ્યારે કોઈ ચોક્કસ પ્રદેશ માટે તાપમાન સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધે છે ગરમ હવામાન ઉચ્ચ દબાણ પ્રણાલીઓ ગરમીના તરંગો અથવા બે ના મિશ્રણ ને કારણે થઈ શકે છે જો લોકો પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટેડ ન હોય ને શુંયાની સુરક્ષિત ન હોય તો ગરમ હવામાન ખતરનાક બની શકે છે નિસકસ માં હવા માં સ્થળ સમયે સ્થળ સમય પ્રમાણે નોંધપાત્ર રીતે બદલી શકે છે ટૂંકા ગાળામાં ઝડપથી બદલી શકે છે વિવિધ પ્રકારના હવામાનને સમજવું સલામત રહે અને ઉભી થતી કોઈપણ પરિસ્થિતિમાં તે તૈયાર કરવા માટે જરૂરી છે operation થી લઈને વેચાણ અને માર્કેટ સુધી સંસ્થાના દરેક વિભાગ પર હવામાનની નોંધપાત્ર અસર પડે છે વ્યવસાય ના પ્રકાર પર આધાર રાખે વિવિધ હવામાન પરિસ્થિતિઓ કંપનીની ઉત્પાદકતા આવક એ પણ દરેક સફળતા પર હકારાત્મક અને નકારાત્મક અસર કરે છે operation વિભાગ તો સંસ્થાની રોજબરોજની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે કામગીરી વિભાગ જવાબદાર છે હવામાન પરિસ્થિતિઓ સમયસે ઉત્પાદનો અથવા સેવાઓ પહોંચાડવાની તેની ક્ષમતા મોટા પ્રમાણમાં અસર કરે છે ઉદાહરણ તરીકે જો રસ્તાઓ બરફીલા અને પુરથી ભરેલા હોય તો deliverer ટ્રક ને તેમના

કર્મચારીઓની ભરતી તાલીમ જાળવી રાખવા માટે જવાબદાર છે હવામાન પરિસ્થિતિઓ આ વિભાગની ઘણી રીતે અસર શકે છે ઉદાહરણ તરીકે બરફના તોફાન વાવાઝોડા જેવી જ્ઞાન આધ્યાંત્રિક હવામાન પરિસ્થિતિઓ દરમિયાન કર્મચારીઓ તેના કામ કરવા માટે સમ સક્ષમ ન થઈ શકે જેના કારણે કર્મચારીઓ અછત પર જાય છે કેટલાક કિસ્સાઓમાં હવામાન પરિસ્થિતિઓ સંબંધિત વ્યક્તિગત અને કોટમ્બિક કટોકટીના કારણે કર્મચારીઓને સમય કાઢવાની જરૂર પડી હતી marketing અને self વિભાગ માર્કેટિંગ marketing અને self વિભાગ સંસ્થાના ઉત્પાદનો અથવા સેવાઓને પ્રોત્સાહન આપવા અને આવક પેદા કરવા માટે જવાબદાર છે હવામાન પરિસ્થિતિઓ ગ્રાહક વતનને પ્રભાવિત કરી ને આ વિભાગને અસર કરે છે

થઈ થઈ હોય તો લોકો તેના ઘર છોડવાની શક્યતા ઓછી કરી શકે છે પરિણામની વેચાણમાં ઘટાડો થશે હિસાબી અને નાણા વિભાગ accounting finance department બજેટિંગ આગાહી અને નાણાકીય રિપોર્ટિંગ થઈ સંસ્થાના નાણા નું સંચાલન કરવા માટે જવાબદાર છે હા હવામાન પરિસ્થિતિઓ સંસ્થાની આવક અને ખોજને અસર કરી અને આ વિભાગને અસર કરી શકે છે ઉદાહરણ તરીકે જો સંસ્થા પ્રવાસન પર આધાર રાખે છે તો વાવાઝોડું અને બરફનું તોફાન આવકમાં ઘટાડો કરી શકે છે બીજી બાજુ સંસ્થા શિયાળાની રમતો પર આધાર રાખે છે તો ભારે હિમ વરસાદના પરિણામે આવકમાં વધારો થઈ શકે છે માહિતી technology વિભાગ information technology વિભાગ હાર્ડવેર નેટવર્ક સહિત સંસ્થા અને technology infrastructure સંસ્થા સંચાલક કરવા માટે જવાબદાર છે હવામાન પરિસ્થિતિઓ power outage અથવા સાધનોની નિષ્ફળતાને કારણે આ વિભાગ અસર કરી શકે છે ઉદાહરણ તરીકે lightning સાયકલ સર્વર કોમ્પ્યુટર ને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે data ખોવાઈ જાય છે અને town time થાય છે અતિશય ગરમી ને ઠંડી પર technology સાધનોની કામગીરીને અસર કરી શકે છે પરિણામે કાયક સમતા ઉત્પાદકમાં ઘટાડો થાય

નમસ્તે મારુ નામ કેલી વ્યાસ છે હું આજે ચેતન અને અચેતન મન વિશે કહીશ આપણે જાણીયે છીએ કે ફ્લોયડ નામનાં વૈજ્ઞાનિક નાં આધારે વર્તન અને અચેતન મન માં રહેલી દલપતિ અને લાગણી અને આગંતુક અને દુઃખદ અનુભવો માટે જવાબદાર હોઈ છે એ આપણને ખબર છે તેવોએ તે વૈજ્ઞાનિકો એ દર્શાવ્યું કે ચેતન મન અર્ધચેતન મન અને ચેતન મન નાં સંઘર્ષો વિશે વ્યક્તિ અને અસાધારણ અને સાધારણ નાં વિશે નું અંતર કરી રહ્યો હોઈ છે જેનાં થી મનની સ્તિથી ની અનુભવો અને તેની સાથે દોરી જાય છે ચેતન મન માં થયેલ ઘટનાઓં અને અનુભવો થાય છે જેનાં થી વ્યક્તિ સંપૂર્ણ પણે સજાગ કે જાગ્રુત હોઈ છે પણ ચેતન મનમાં એવી તથા લાગણીઓ હોઈ છે જેને આપણે વ્યક્ત કરી શકતા હોતા નથી તે વ્યક્તિ ને પડકાર રૂપ દુઃખદ અને અપમાન જનક રીતે સાબિત થાય છે

માહિતી મુજબ ચેતન અને અચેતન મન ની સહ સમજૂતી હિમશીલા નાં ઉદાહરણો આપી ને જેમાં સમુદ્રો ઉપર થી હિમશીલાઓ થોડાક બહું મોટા ભાગો પાણી ની સપાટીઓ ની પરથી દેખાવા માં આવે છે મોટા ભાગ નું પાણી સપાટી ની અંદર રહેલું હોઈ છે જે આપણે જાણીયે છીએ પાણી ની અંદર ની હિમશીલા અને અવચેતન ભાગ ને ભાગ ને

અને કોઈ પણ સ્વરૂપે બહાર આવવાં ની પ્રયાસ કરતી હોઈ છે ક્યારેક લખવામાં બોલવામાં વિચારવામાં સ્વરૂપમાં કે સ્વપ્નમાં કે આવાં અસાધ્ય ને વર્ણનમાં જેવાં આપણને જોવા મળે છે અપશબ્દ ફેલાવવા એક ને એક ક્રિયા વારંવાર કરવી જેવા લક્ષણો ચોક્કસ રૂપે જોવા મળે છે તો ક્યારેક મનોવ્યક્તિ ની સ્વરૂપ માં બહાર આવતા પણ તેને જોવા મળે છે ઘણા બધા વૈજ્ઞાનિકો એ આવા વૈકલ્પિક કારણો ને અભ્યાસ કરેલો હોઈ છેનીલઅહં અહં અને ઉપરી અહં ને આવા ઘણાં બધાં પ્રકારો ઉપર અભ્યાસ કરેલો હોઈ છે ફ્લોયડ ના વ્યક્તિત્વ મુજબ એનાં પ્રમાણે ત્રણ ભાગ આપવામાં આવેલા છે જેમાં નિલઅહં અહં ઉપરીઅહં વ્યક્તિ ના વર્તનો પણ તેના આધાર પર રહેલા હોઈ છે નિલ ના હોય અને મૂળભૂત આધારિત કહેવામાં આવે છે તે સુખઃ ના સિદ્ધાંત ને અનુભવે છે અને મુખ્ય બે પરસ્પર વિરોધી પ્રવૃત્તિનાં ભાગ લઇ રહી હોઈ છે જીવન ની મોહવૃત્તિ અને મૃત્યુ ની મોહવૃત્તિ જીવન ની રીત માં જીવ રચનાનો સમાવેશ થાય છે અને તેના આધારે તેની વ્યાખ્યાયન કરવામાં મદદરૂપ થાય છે

અને નીંદઅહં ની લાગણીઓ અને પહોંચવા વળવા નાં માટે અને નિયંત્રણ માટે રાખવામાં પ્રયાશ કરે છે ઉપરી અહં આશીર્વાદ અને નૈતિકતા સાથે સંકળાયેલા હોઈ છે જેમાં ઉપરી અહં સમાજ અને સંસ્કૃતિ નિયમો અને આદર્શો રીતરિવાજો તથા માન્યતા અને શાંતિ સબંધિત પરિચય જણાવેલા છે તે સારા ખરાબ યોગ્ય અયોગ્ય વચ્ચે ભેદરેખા તથા નૈતિકતા નાં આધાર રાખે છે આપને સારી રીતે વ્યક્ત કરવામાં અનુરૂપ થાય છે વ્યક્તિ તેના ઉપરીઅહં યોગ નો વિકાસ કરવા માટે અને તેના આંતરિક નિયંત્રણ નો ક્ષમતા વધે એના માટે નૈતિક ગુણો નો સંઘર્ષ તથા વ્યક્તિઓ નો સમાધાન મેળવે તેના મનોકૃતિ વગેરે શરૂવાત છે ફ્લોયડ એ વ્યક્તિત્વ તેના વિકાસ અને મનોચાહક નાં વિકાસ ની પાંચ અવસ્થા તેણે દર્શાવેલી છે તેની મુખાઅવસ્થા બીજું મૃદાઅવસ્થા ત્રીજું લિન્ગઅવસ્થા ચૉથ્થું સમુક્તાઅવસ્થા

અને તેમાં ખોરાક મળ અને સ્તનપાન દ્વારા તે સંતુષ્ટ નું અનુભવ કરે છે બીજું મૃદાઅવસ્થા જેથી પણ આ અવસ્થા અભ્યાસ ની આ અવસ્થા હોઈ છે એમાં બાળક ની કામુકતા નું કેન્દ્ર આ અવસ્થા માં બાળક ને ટોયલેટ ટ્રેનિંગ શરૂવાત થાય છે આ સ્વચ્છતા અને તેને ગુણો શીખાડવા માં આવે છે લિંગઅવસ્થા ત્રણ થી છ વર્ષ ની ઉંમર માં આ અવસ્થા જોવા મળે છે જેમાં બાળક ની કામુકતા નું કેન્દ્ર જનેન્દ્રિય અને આ અવસ્થા માં પુરુષ બાળક તેમાં જોવા મળે છે સુમુક્તાઅવસ્થા છ થી બાર વરસ ની ઉંમર માં આ અવસ્થા ઓ તેમાં જોવા મળે છે અહીં કામુકતા નું ક્ષેત્ર વિકાસ પામેલું હોતું નથી આ બાળક માં પોતપોતાનાં કૌશલ્ય તથા આવળત માં વિકાસ મળે છે અને પાંચમું જયેન્દ્રીઅવસ્થા આ અવસ્થા તેર થી લઇ આજીવન વરસ સુધી રહે છે જેમાં વિજાતીય વ્યક્તિઓ ની સાથે સંબંધો ની સંતુષ્ટ આનંદ મેળવવા માટે જોવાં માં આવતી આ અવસ્થા છે ફ્લોયડ નાં માહિતી અનુસાર આ અવસ્થા ને કોઈ પણ એક અવસ્થા અવરોધ માં આવે તો તેને અસાધારણ વર્તન જન્મે છે ઉદાહરણ તરીકે કોઈ પણ મુખાઅવસ્થા અવરોધ આવતા એ અવસ્થા માં ધુમ્રપાન કે મદ્યપાન ની વિકૃતિ અથવા ખાધા વિકૃતિ કે વ્યક્તિમાં જોવા મળે સામાન્ય રીતે જોવા મળે છે જેમાં ચિંતા અને બચાવયુક્તિ નો મોટો સમાવેશ થાય છે ફ્લોયડ એ દર્શાવેલા ચિંતા કે ફ્લોયડ મુક્ત સ્થાને પણ ત્રણ પ્રકાર ની ચિંતા ધરાવેલી છે જેમાં બાહ્યવાતાવરણ નાં પડકારો સાથે સંકળાયેલી હોઈ છે તેને વસ્તુ અથવા તો તે ચિંતા કરે છે આ ચિંતા માટે માનસિક સંઘર્ષો અને અસલામતી જવાબદાર જણાઈ છે જે આંતરિક રીતે સ્વરૂપ ના હાય છે આ પ્રકાર ની ચિંતા એ સામાન્ય રીતે કામ વાળા વ્યક્તિઓ ને જોવા મળતી હોઈ છે

વાતાવરણ પર રહેલો હોઈ છે વાતાવરણ સાથે આંતરિક ક્રિયા અનુભવે છે અને મહાવરા પરિણામ નેં તેમજ પ્રતિક્રિયા ને સબંધ અને વ્યક્તિત્વ ની ભાવતા શીખવાડે છે લાંબા સમય સુધી એક ધારી વર્તમાન શ્રેણી આવે છે ત્યારે વ્યક્તિ પોતાના વાતાવરણને અને કુસામાજિક વર્તન માં આ શીખે છે અને ત્યારે જ તેના બનાવી શકાય છે વ્યક્તિ ના સાધારણ વર્તન ને ત્યાં જ જન્માવી શકાય છે વ્યક્તિ વાતાવરણ ના વર્તન સાથે કેવી રીતે શીખે છે આ પ્રશ્ન ની આપવામાં આવેલી હોઈ છે આથી અભિસાય અને કુદરતની પકડ અને તટસ્થ ઉદ્દીપક આ બંને જોડકા માં અનિસાર કરવામાં આવતી અભીસાધન બને છે પરંતુ જો તટસ્થ ઉદ્દીપક દ્વારા રજુ કરવામાં આવે છે તો તેના બાદ તે થોડા માટે વિલંબિત સાબિત થાય છે તથા રજુ કરવામાં આવેલી વાત એ ખોટી સાબિત થાય છે ક્રિયાત્મક આ બે અનુસંધાન ને પ્રક્રિયા દ્વારા સમજાવામાં આવેલી હોઈ છે કે જે બી એસ ઈ એફ નામ નાં વૈજ્ઞાનિક એ કરેલી છે તેમાં ઉદ્દીપક એન્ડ વીબેક નામ ની સંકલિત દ્વારા આયોજન કઈ રીતે થાય છે અને તેના બે ઉદ્વિપક અને ઉપેક્ષિત ને સત્ય ને સમજી સકાય તેમ પારખી શકવાની પ્રક્રિયા આપેલું છે આમ અનાવરિત ધરાવતા માનવ વર્તન ના શિક્ષણ ને કેન્દ્ર માં રાખી વાતાવરણ અને પ્રજ્ઞાન ના આધારે આ અસાધારણ વર્તન ને સમઝુતી આપે છે ખુબ ખુબ આભાર મારું નામ વ્યાસ કેલી છે

વૃંદાવનદાસ મોટો દીકરો હશે america જઈને electronic enginer નો ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો તેણે બધાના આચાર્ય ઘરકાવમાં નાખી એવી તક તકદીર રચી હતી. કારા ગૃહમાં કૃષ્ણનો જન્મ વસે વાસુદેવ કૃષ્ણને લઈને નમુના પાર કરી ગોકુળ જવું આ બધું વીજળીના કરામતથી આ દ્રશ્ય બન્યું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા લાલ લાલ કિનારે ખાવાના પડદો ત્યારે તે ખૂણે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તે ઘડિયાળમાં સાડા અગિયાર નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા express માં ઉતરેલા passenger લઈને bus શહેર ભણી ઉપડી ચૂકી હતી bus stand ના સોગન પાસેના ખુલ્લી જગ્યામાં હાથી તૂટી ઝૂંપડીમાં અને કેરોસીનના હાય ખાટલે પતરાનું છાપરું કરીને ત્રણ ચાર કુટુંબ આચાર્ય લઈ રહ્યા હતા એમના એક ઝુંપડામાં ભાગ્ય દેવો ટમટમતો હતો કોઈ સ્ત્રીના કણ કણજ હતા ને અવાજને નિસ્તબત સંભળાતો હતો. પણ એ ઝૂંપડામાં વચ્ચેથી ઓછું ધ્યાન આપ્યું હતું એમ લાગતું ન હોય કે એમાં ઊંધા અને જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાય કાનજી માણેક કોણ કોણ છે?

કળ કળ અવાજ બબડી માણેકે જબરીને એના પેટમાં ની છોકરીએ જબરું માળી ચક્કર ખાધી તોયે ટાળી ન મળ્યું હવે કોઈ આવસરા ને પાછું ફેલાય. ચલ કોઈ બાપલા છૂટકો જબરું મારું છે. ઘડિયાળ કાંટો આગળ વધતો તો માણેક પરાગ જતી હતી આકાશને સદી વીજળી વીજળી થઈ જતી હતી. ભારે કડાકો થયો હતો અને ભારે વરસાદ માંથ જજુમી રહ્યો હતો ઘડિયાળ નો કાંટો આગળ વધતો તો ઉપરના ઓરડામાં વિશાખા વર્ગ થોડા વચ્ચે જોઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એવું લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે વૃંદાવને અને એમની મંડળીએ બેઠકમાં ભાગવાનું સેવન કરી રહ્યા હતા તે પણ હવે એ વખત આવ્યો. જાણે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી હતી મંદ સુનિયે એની મિત્રના ભજનના બેન રબર પુરા કરીને આશિકીસી કરાવવાનું જોવા ય શાસ્ત્ર ને ગોઠવી તોય ધોળા ધપા કરી આપી રહી હતી અશિત સાવન નિશ્ચિત બનીને એક બાજુ ઇટા જોઈ વાત કરતા હસતા હસતા દેવડા વળી જતા હતા ત્યારે સૌર્ય પહેરેલું મુખિયાજી આવ્યા. નિજ મંદિરને જોઈને જલી તૈયારી એ કરોવા કૃષ્ણનો જન્મ શું મોરને નિકટ અને નકટ આવી ગયું ઘડિયાળના મોટા થતા નાનો કાંટો બીજાની નજીક આવવા લાગ્યો.

સુસવતા પવન ના અવાજ માં હમણાં station ગજવી મુકેલી ગુજરાતી મેલાની અવ્જાણ્યે માથાને કરાવે એવી સ્પસ્થ ન હતી passenger ને કારણે bus stand થોડી થોડી વાર ને માટે જાગતું હતું. પરણું લીલાછમ થઈ ગયેલા ધીમે ધીમે નિસ્તબંધ છવાઈ ગયા વરસાદ એકધારો પડવા માંડ્યો એકાએક પગની આ દીવો બુજાઈ ગયો. તે નિષ્ઠ બંધ નિધિને જન્મ બાળકોનું રુદન રાજીવ ઉઠવું. ઘડિયાળના બે કાંટા ભેગા થયા સાથે જ કિંગ ખાને લાલ પડદો સરકારે ફરતો શરીર ગયો આકાશમાંથી તેજનું પુણ્ય આવતું હોય તેમ ધબકારો થયો. દેવકાના દેવકીના ખોળામાં બાળકના રૂપી તે જ પૂંછ લગાવ્યો કરાર અંધકાર માટે તે જ પૂંજ અજવાળું પહોંચતો હતો. ઘડીક બહારના ધબકારે અંદર ડોકિયું જાતો હતો એક

દર્શકો ઉભા થયા કૃષ્ણ જન્મોત્સવ રણ કાર્યક્રમ એવો એક પર્વ પૂરું થયું ઝુંપડા ની દુનિયા સાદ વળી ઉઠી હતી જન્મ થઈ ચૂક્યો હતો જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ એ કર એમાં કાનજી નું કંઈ કામ નહીં પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ વાળા કાઢે લો તારે તમને એમ કહો છો કે તમે જ જવાના છો. ભાઈ બીજા જરાક ધીમો અવાજ સંભળાય ને એટલા એ ગમારા જરા બોલ ધીમો બોલે જા માંડકી સંભાળીને બિચારી જાશે જેને ઉદ્દેશીને આ આવ્યું તે કૌંસમાં બોલ્યા લખી તો થઈને જ ને નહીં તો મેઘરાજ ની પિતા પણ આપણા ભેગી હોય ત્યાં કોઈ નહીં હિંડોળે ઝૂલતી ન હતી. એના જવાબમાં બોલી અરે ભાઈ ઝાઝી લગતી મેળાની ઓલો મારી હારે બફર જતા પહેલું નાડુ નથી છાપરા બેઠા ત્યાં ને ત્યાં જવાનું છે. એના જવાબ માં કોઈ બોલ્યું ના ભાઈ ના એ આપડું કામ નઈ. આ પાણી પડે છે. તો જુઓ પાણી ના હોય તો મને કેજો બીજો વધારે આકડો થઇ ને બોલ્યો લ્યો. ને એ પડ્યો હાલ કાનજી છોકરાને લેવા મોડા થાવ છું બાળકના રુદન નો અવાજ બહાર આવ્યો કાદવ ખોદતા ચાર પગલાને ડબલ ડબલ અવાજને રુદનમાં વળી ગયો વરસાદ વરસતો રહ્યો પવન વિજતો રહ્યો ઘડિયાળના કાંટા છૂટા પડવા લાગ્યા. છૂટા પડીને આગળ વધવા લાગ્યા ઘડિયાળ તરફ હવે કોઈ નજર ન હતી. સૃષ્ટિ બધા સ્તભ થઈને જોઈ રહ્યા હતા સામે મૂક્યા રચીલા અન્નપુટ હતો. આ અને એમાં પણ રંગોની યોજના ભારેચાતુર પૂર્વક કરી હતી હવે વાસુદેવ કૃષ્ણ ગોકુળ જવાની તૈયારીમાં હતા દેવકી કેમ કરી માનતી ન હતી. હાથ હલાવીને કગરતી હતી. શરણોમાં કરુણ શુદ્ધ ભૂમિ જવાની તૈયારીમાં હતા. દેવકી

તટસ્થ પહેલા ભગવાન મોઢા પર અહોવાશ્ય આપ્યું હતું. વસુદેવ આગળ ચાલે કાનજીને દેવજી આગળ ચાલે ખોટમાં પાણી ડહોળવા આગળ ચાલે

માણેક ની ચીઝ એમ નેમ પાડી છોડતી છોડતી આગળ ચાલી પગે ને કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા વાસુદેવ વરસતા વરસાદમાં હનુમાનજીને કાટ આવ્યા નદી તો બંને કાંઠે છલકાઈ આસિદ્ધ ભારે કસમ કરી હતી દીવા બધા ગયેલા હતા શ્વેતકુંજ જેવો કૃષ્ણ ભગવાનનો વચ્ચે વચ્ચે ધબકી જતી વીજળી સિવાય બીજું કશું દેખાતું ન હતું. ઘૂઘરા આવા જ દરમિયાન ડોસાઈ ઉગાડતા થકલો ખાતા ખાતા જવાબ મળ્યો એ તો હું ને કાનજી જટ આવો ભા આ છોરો લાવ્યા છીએ જરા આના ટાંટિયા વાળી લો. ને ડોસો બોલ્યો સાવ બેઠો રહે એ જ ખરું છે પલવી પછી લાડકી કે કે હાલીને પેટ માંગે એમ કરવું છે. કાનજી બોલ્યો સાવ પાગલ ના કરતા દાદા આ કર્મિયા મત રાત્રે ખાઈ જન્મ લીધો નકર એનો અવાજ ઘણો થઈ ગયો દેવજીએ કહ્યું હાલ હવે ગાંઠ કાઢવામાં છોરો આવે છે તો રોટલી જોઈને કરવી કે નહીં તું તો એને ભણાવી ગણાવીને લાડ સાહેબ બનાવવાનો હતો નહીં દેવા છોરો તો છે હવે કિશન ભણવાની રહ્યો.

દેવજી બોલે લાલિયો સવારે દઈ દઈશું અને હાલ્યા હાલ્યા કાનજી હવે તારો છોરો ભૂખ્યો નહીં મરે. પાણીમાં પડતા પગલાનો અવાજ સંભળાયો એ પગલાને બાળકના રુદનનો ભાવ જ્યારે ભૂમિને કાયદો ઘડઘડતો હતો ને પગલા ડબ ડબ અવાજ આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા.

વનરાજી ગાજી ઉઠ્યું પંચ અધિકારી વેડાઈ શાળાઓ રાગડી ચઢ્યો હશે એ ખેલ પૂરા કરીને બહાર આવ્યો બધાએ વિઠોડાઈને વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી વિશાળાને જઈ નો પરિચય અધૂરું રહ્યો તેને પૂરો કરવા ઉપરાંત માને બધાને નજર સરકાવી દીધી ગયા વૃંદાવનદાસની મંડળીનો ભગવત પરાયણ આગળ ચાલી. સૌથી શેઠ આગળ ઉપાડ્યું જાગો નંદ ઘેર લાલ કે કોઈ ભાઈ માણેકથી સૌ પાછા પડેલા કાનજી અને દેવજી પધાર્યા અને મનુ એને એક માર મોઢું તો દેખાતું જ દેવજીએ કહ્યું કે ગાડીમાંથી માં માંગતી તારા નંદકુવર કોઈ ચોરી નથી ગયું આ તો તારો છોરો કાનજી સામે ચિત્ર ખાધું હતું. Theater performance સામાન્ય રીતે નાટકીય અથવા સંગીતમય પ્રેક્ષકો માટે એક મંચ રજૂ કરવામાં આવે છે અને તેનો ઇતિહાસ છે કે એ

સમય નો એક જ્યાં આગ્રહી સંગીતકાર અને અભિનેતાઓ કાવ્ય કાવ્યાત્મક સ્પર્ધામાં વ્યા વ્યાકત્મક ને પ્રદર્શન કરતાં હતા. ઉદાહરણ તરીકે Delfie delon અને તેના શિક્ષક Plate બંને ના theater ના સિદ્ધાંત ના સિદ્ધાંત ને હેતુ પર લખ્યું પ્રશ્ન પૂછ્યો જેમ કે પાત્ર ઘટા ઘટાડવામાં કળા નું કાર્ય શું છે. સાથક વર્ગ ના સભ્યો ને માત્ર પ્રદર્શન જોવું જોવું જોઈએ કે તેમના ભાગ લેવા જોઈએ એ પ્રદર્શન કરવું જોઈએ. જેઓ ઉચ્ચ વર્ગ ના નથી તેમના માટે કયા પ્રકાર નું મનોરંજન પૂરું પાડવું જોઈએ. Eygypt માં પર મજબૂત નાટિય પરંપરા ધરાવે છે પરંપરા ધરાવે છે અને પછી ના Roman ઘણા વધુ

પ્રદૃશન વિશે ની સાથે ની તેમની સગાઈ સમયે સાથે બદલાઈ ગઈ છે ઉદાહરણ તરીકે England માં અઠારમી સદી અભીનેત્રીઓ સામે

તે વધુ આદરણીય મધ્યમ વર્ગીય મનોરંજન બની ગયું હતું. ઓગણીસ મી સદી ના અંત માં અને વીસમી સદી ના શરૂઆત માં જ્યારે લોકપ્રિય મનોરંજન ની વિવિધતા વધી હતી opereta અને al hall ઉપલબ્ધ થયા અને અત્યાર માં mosco art theater અને જેવા નવા drama theater ખૂલ્યા. તે જ સમયે વાણિજ્ય અબખા અખબારો એ theater columns અને સમીક્ષા ઓ રજૂ કરવાનું શરૂ કર્યું જેને theater ને કલા જે Theater ને કળા અને તે જ સમયે વાણિજ્ય અખબારો એ theater columns અને સમીક્ષાઓ રજૂ કરવાનું શરૂ કર્યું.

જીલે અને આખરે પોતાની જાત ને પાછળ છોડી દેવામાં આવી હતી. નાટકો, al એક પાત્ર નાટક અને પ્રદર્શન કવિતા ઓ theater ના ખૂબ જ લાંબા ઇતિહાસો નો ભાગ છે. જે stand up મોમેડી તરીકે ઓળખવામાં આવે છે, સ્થળ પણ ધરાવે છે. વીસમી સદી માં Radium અને Television માં ઘણી જીવંત પ્રસાર કરતાં હતા. નવા સ્વરૂપો સાથે આસ્થાયિત રહેલા નાટકો પરંપરામાં વિસ્તૃત હતી. હવે stand up comedy ની વાત થાય છે તો હું કવ છું અત્યાર ના સમય માં stand up comedy બહુ ચાલી રહી છે. જેમ કે અત્યારે stand up comedy માં નામ લઈએ તો મુનાવર ફારુકી તો પણ બહુ જ છે. એ stand up comedy india નું નથી પણ તે બહાર નું છે. બહાર ના દેશ માં stand up comedy બહુ ચાલે છે તેમાં કોઈ પણ વ્યક્તિ ને roast કરવામાં આવે છે કા politicially કા કોઈ પણ વ્યક્તિ ને target કરી ને તેના વિશે બોલવામાં આવે છે. તેમાં પણ કોઈ પણ વ્યક્તિ ને ખોટું લગાવામાં આવતું નથી. only for મનોરંજન માટે નો topic લઈને તે stand up comedy કરે છે પણ પેલા સમય ના આપડા